આગળ મંદિરનો ફોટો છે મંદિરની છે.

એક સરસ મજાના પગથિયા પાડેલા છે પગથિયાની આગળ પણ એક ઝાડ વેલા સૂકા સૂકા પત્તા પણ છે પગ--

તેમાં આસપાસ હેલિકોપ્ટર ની એરલાઇન્સ નો છે અલગ અલગ કાળા ટાયર છે વ્હાઇટ કલર નુ છે ત્યાં પાછળ મોટું એવુ એનુ--

સરકારી આયુર્વેદિક હોસ્પિટલ નો ગાંધીનગરનો ફોટો છે ગાંધીનગરની આગળ એક ગેટ છે તળાવ--

આ એક વિવેકાનંદ નો ફોટો છે રાવલ ગ્રુપ ટ્યુશન --

એ_સી નો કુંભો છે જેમાં મોટી એવી સાળ દેખાય રહી છે--

આ એક આયુર્વેદિક દવાખાનાનો ફોટો છે આયુર્વેદિક દવાખાનું અત્યારે હાલ બંધ સીચુએશન માં હોય એવું લાગી રહ્યું છે.

ત્યાં પંખા પણ છે એ_સી છે બ્લેક બો વ્હાઇટ બોર્ડ છે વ્હાઇટ બોર્ડ ની ઉપર અ લાઈટ પણ છે અંદર લાઈટ ની આગળ --

ત્યાં મોટા મોટા નાના મોટા પથ્થર છે પથ્થરની બાજુમાં એક જંગલ ટાઈપ દેખાય રહ્યું છે ને આ ખીણ જેવું છે નદી--

ત્યાં સુપર માર્કેટ ની આગળ એક ડસ્ટબિન પડ્યુ છે બ્લુ કલર નું.

રેડ કલર નુ બેસવા માટેનુ ટેબલ પડ્યુ છે ત્યાં એક બાર ટેબલ અને ઓરેન્જ કલર નુ પણ ખુરસી ટાઈપ ટેબલ છે.

ત્યાં પડીકા નઈ બધા લટકાવેલા છે આગળ પેપ્સી નુ બોર્ડ મારેલું છે આગળ એક ડોલ પડી છે વ્હાઇટ કલર ની.

ચિત્ર ફોટો છે ત્યાં એક અલગ કલર નુ એક--

આ પેન્ટ પહેરીને બધા ઊભા છે જ્યાં એક યેલો કલર નુ ફ્રોક પહેરીને ઊભા છે.

આ કોઈ કિલ્લો કે જૂનું બિલ્ડીંગ કે મકાન નુ પિક્ચર છે.